કોટ ના રંગ ને મળતો ન હતો આવું તો પણ આવું કપડું ક્યાં થી લાવવું આ કોટ ને હસમુખ જેટલા વરસ થયા મિલ્ટ્રી ના કાઢી નાખેલ ગાબડાં માંથી મણિશંકરએ bg voice લય આવેલો દીવા ના અજવાળે પ્રભાશંકરે આંખ ફેરવી ને સોય મા દોરો ભરાવવાનો પ્રયત્ન કર્યો દોરી ને થૂંક થી ભીની કરી ને છેડે વર ચ્ધાવ્યો silent ઘણા પ્રયત્નો કર્યા પણ સોય નું નાકુ દેખાય તો ને એટલા માં શેરી ના દીવા ના આગળ રમતા એક કિશોર ની એ તરફ નજર ગય થોડી વાર શુધી તો એને પ્રભાશંકર ના નિષ્ફળ પ્રયત્ન ને કુતૂહલ થી જોયા કર્યા પછી એ પાસે આવી ને બેઠો અને ભીત પોપડા ઉખેરતા ઉખેરતાં પ્રભાશંકર ના પ્રયત્નો ને જોય રહ્યો પ્રભાશંકર નુ એમનાં તરફ ધ્યાન ગયું એટલે એમને કહ્યું કોણ છો બેટા પ્રભાશંકર નું મનું કે પહલા કિશોર કહ્યું હા દાદા કિશોર ના માનવાચક સંભોધન ની

દાદી ને કહેતા આવડતી હું તો તેમને વચ્ચે થી અટકાવી ને મોનું બોલ્યો દાદી એ તેમને ઘણી બધી વાતો સંભળાવી હસે એમાં થી ઍક તો કહો પ્રભાસંકર હાર્યા તેમને કહ્યું વારું તુ દોરો પરોવી આપ એટલે વાર્તા કહું મનું એ ઝડપથી દોરો પરોવી આપ્યો પ્રભાશંકરે પેલો કપડાં નો ટૂકડો જોડી ને જેવાં સુજે તેવા બથિયા ભરવા માંડ્યા મનું પાસે શરીર નું કુતૂહલ થી વિસ્તારિત નેત્રે એમની પાસે બેઠો પ્રભાશંકરે વાર્તા શરુ કરી પહેલા પહેલાની વાત છે મનુ એ પૂછ્યું કેટલા સો બસ્સો પ્રભાશંકરે કહ્યું ના હજારેક વરસ પહેલાની વાત છે ત્યારે એક રાજા હતો એને એક રાજકુમાર તેનું નામ ચિરાયુ બાળપણ થી જ એ ભારે રૂપાળો જે તેને જુએ તે તેના પર વારી જાય તે મોટો થતો ગયો તેમ દેખાવો થતો ગયો તેને જોઈ જોઈ ને રાજા અને રાની ની આંખો માંથી આંસુ વહી ગઈ મનમાં પૂછ્યું એતો કેવી નવાઈની વાત આવા રૂપાળા કુંવરને જોઈ ને ખુશ થવા ના બદલે રાજા રાની આંસુ પડે પ્રભાશંકરે કહ્યું હા ભાઈ એ એવો રૂપાળો હતો તેથી જ તેને જોઈને રાજારાણી ને એમ થાય કે આવી કંચનતરફી કાયા એ દિવસ એ દિવસો ઘરમાં એ જોશે ને આથી એને દુઃખ થાય ને આંસુ આવે મનોહર હુંકારો

આખા રાજ્ય માં ધામ ધૂમ થી ઉજવાય એજ વખતે રાજાને કાને વાત પહુંચી કે રાજધાની માં કોઈ મોટા ચમત્કારી સિદ્ધ પુરુષ આવ્યા છે નગરની બહાર મોટા વડની છાયા માં તેઓ થાપવીને બેઠા હતા રાજા અને રાની તો એમની પાસે ગયા થાળમાં ફળ ધરીને કહ્યું મહારાજ અમારી એક ઈચ્છા પુરી કરશો નમસ્તે હું આઈ ઝૂની વાત અ ફરીથી તમારી સમક્ષ રજૂ કરું છું ખરેખર ભાગ્ય એનેજ સાથ દેછે જે પુરુષાર્થ કરે છે. હાર માનતા નથી અને લોખંડી મનોબળ થી પરિસ્થિતિ સામે જજુમેછે હવે અરુણીમાં ત્યાંજ એનો કૃત્રિમ પગ નિકડી ગયો તે ઘસડાતી ઘસડાતી ઊભરતી રહી કેમ્પ ચાર થી સીમિત ત્રણ હજાર પનસો ફૂટ ના અંતરે છે જે અંતર કાપતા બીજાને સોળસત્તર કલ્લાક થાયછે. તેમાટે અરુણીમાને ચોવીસ કલ્લાક થયા, એના હાથ થીજી ગયા, હાથમાંથી લોઈ નિકડવું શરૂ થયું છતાં પડતી, ઉઠતી, રડતી, જજુમતી તે નીછે આવી. જેના હેમેખેમે પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી તે અરુણીમાંને સલામત જોઈ સૌ સાથિયો ખૂબ ખુશ થઈ ઉઠયા અને સૌએ એને આન્ અભિનંદન આપ્યા માનવીએ નદીયોને નાથી છે, પર્વતોને વિંદયા છે, સાગરોંના પેટાળ કોડિયા છે અને રણ ને નંદનવન કર્યાછે માનવી ધારે તે પામેછે પણ ધારવું અને એનમાટે જજુમવું અગત્યનું છે અરુણીમાંનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણીમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કીલીમાંજારો અને યુરોપ નું એલબ્રુસ સર કર્યું છે પરંતુ, હજી એ એના કૃત્રિમ પગ સાથે ચાલી રહીછે થાકતી નથી, હરતી નથી, નવા શિખરો સર કરી રહીછે, તે ગીતો ગાતી રહે છે

ઇતિહાસ એવી વિશિષ્ઠ વ્યક્તિયોની નોંદ લેછે જે અન્ય માટે જીવ્યા હોયછે તેમણે નવી કેડિયો કંડારી હોયછે એના કાર્યોને પરિણામે સમાજ ગુજરાતમાં ઉત્તમ શ્રેષટીયોંની હારમાળા છે, તેમાં નાનજી કાલિદાસ મેહતા શિખર સમાન શ્રેષટી હતા. નનજીભાઈ કાલિદાસ પોરબંદરથી ચાલીસ કિલોમીટર દૂર ગોહાણ નામના ના નાનકડા ગામનાં તાલુકા તારીખ અ સત્તર અગીયાર અઢારસો સત્યાસી ના રોજ જનમ્યાં હતા પ્રેમાળ પિતા અને વત્સલ માતા જમનાબાઈના સંસ્કારો પામ્યા હતા. નાનપણથિજ ભોઇ ઉપર પગ મૂકવાની સાહસિકતા હતી એક કાળે છાતીવાડા લોકો કામવામાટે આફ્રિકા જતાં તેર વર્ષની કોમળી વયે નનજીભાઈ યુગાંડા જવાનું નક્કી કર્યું મહિના મહિનાઓ ની સફર વહાડની મુસાફરી એમાં વચ્હે તોફાન આવ્યું હું અને તૂટીગયું ગયા મૃત્યુ સામે દેખાતું હતું તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી તંડાવ વચ્હે સ્થિરતા રાખી બીમાર સાથિયોની સેવા કરી અને ઈશ્વર ઉપર અધક શ્રદ્ધા રાખી સફર પાર કરી એક કિશોરમાટે આ એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમ્મેતે ઈ કપરી પરિસ્થિતિ માં તેઓ દગીયા નહીં નવી નવી કેડિયો કંડારતા રહયા તે કાળે યુગાંડા અને કેનિયા માં નિરક્ષરતા, ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું નનજીભાઈએ

આપસુજ અને સખડ પુરુષાર્થથી સફળ થયા પછી કેતકી અને રબર ના વિશાળ ખેતરો એક ઉદ્યોગ તરીકે કપાસ નો એવો વિકાસ કર્યો કે યુગાંડા રૂ માટે જગવિખ્યાત બન્યો યુગાંડાની આર્થિક પ્રગતિનો પાયો નનજીભાઈએ નાખ્યો. સેરડીનું કરાવી ઓગણીસસો ચોવીસમાં લૂગાજી SugarFactory નો પ્રારંભ કર્યો એકસદી પહલાજ જાપાનની technology અપનાવી નવા યુગનો પ્રારંબ કરાવ્યો એમણે વિપુલ કામણિ કરી યુગાંડાને બેતાજ બાદશાહ તરીકે ઓળખાય સાથેજ જે ધરતીએ એમને સમૃદ્ધિ આપી અને અનેક હાથે પાછી વાડી. પૂર્વ આફ્રિકામાં શિક્ષણ સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા નવા પગ અ રણ

ની સ્થાપન કરી સૌરાષ્ટ્રના નાનકડા ગામ નો ચારચોપડી ભણેલો છોકરો ઉદ્યોગપતિ તરીકે નીવડી લાવ્યો તેના પાયામાં સખદ પરિશ્રમ અને અડક આત્મશ્રદ્ધા છે એટલે તે અ અજાણીયા પ્રદેશમાં ઉદ્યોગ સાહસીકરીતે સફળ થયા અનેક રાજપુરુષો રા રાજામહારાજા સંતો અને સેવકોની વચ્ચે રહ્યા પણ તેઓ કદી સમાન્યજનને અને ગ્રામ સમાજને ભૂલ્યા નહીં. કારણ આ પંચશીલ તેમના જીવનમાં કાયમ ટક્યા હતા સદુ ભોજન, સદો પહેરવેશ, સદુ લખાણ, સદી ભાષા અને ઉચ્ચ વિચાર તેમને તેમના સહ સંતોશબેનનો સથવારો હતો અઢળક કમાઈએ પનંતુ પોતાને trusty સમજીને આફ્રિકા અને ભારતમાં સમજહિતના અનેક ઉત્તમ કાર્યોમાં ફાડો આપ્યો અડધી સુદી વ્યાપાર ઉદ્યોગ વીક્ષાવ્યો સ્થિર કર્યાપછી માં માતૃભૂમિનું ઋણ ચૂકવા ઉદ્યોગધંદા પુત્રોને સૂક પરત કરી સમાજને ઉત્કર્ષ બનાવા બધોજ બધોજ સમય ગા ગાળ્યો. આજથી સીત્ સાઈઠ વર્ષ પેહલા તેમને આરક્યું દેશ વિદેશના સંસાધનકારોમાટે અનુકૂળ અને સગવળ કરવી જોઈએ એમટે તેમને મુંબઈમાં મરીનડ્રાઇવ વિસ્તારમાં શ્રી નાનજી કાલિદાસ મેહતા InternationalHouse ની સ્થાપન કરી વિકાસમાટે દરવાજા ખોલ્યા આફ્રિકાપછી તેમને સૌરાષ્ટ્રમાં પોરબંદર વિસ્તારમાં ઉદ્યોગનું તારામંડલ રચ્યું. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાડો આપ્યો ગાંધીજી પ્રતેક પૂજ્યભાવ અને નારીશક્તિનો ઉદઈ એ એમના જીવન બન્યા. પોરબંદરમાં ભારતમંદિરની સ્થાપના કરીને ભારતની સંસ્કૃતિને પોષણ આપના ઋષિયો અને સંતોનું Museum

ગાંધીજીમાટે નાનજીભાઈન હ્રદય માં અપાર આદર હતો. ગાંધીજીના જન્મસ્થળે સ્મરરૂપે આક આકાર આપતા તેમણે કીર્તિમંદિરનું જગવિખ્યાત સર્જન કર્યું ઓગણએસી વરસના જીવનને ધ્યાનમાં રાખીને ઓગણએસી ઓગણએસી ફૂટની ઉચાઈનું કલ્લાકમાં કીર્તિમંદિર દેશવિદેશના પ્રવસિયોમાટે સ્થાન નાનજીભાઈની સ્પષ્ટ સમજ હતી કે

એ કન્યા ગુરુકુળ ની સ્થાપના ઓગણીસસો છત્રીસમાં કરી. આર્યકન્યા ગુરુકુલનો પાયો એક અનુસૂચિત જાતિની બાળાના સાથે નાખવી અષપૃષયતા નિવારણનું સાહસિક પગલું ભર્યું છેલ્લા એસી વર્ષમાં કન્યાગુરુકુળમાંથી ત્રીશ હજારથી વધારે કન્યાઓએ degree તો મેળવીજ છે તેના પ્રત્યાંત વધુ નોંદપાત્ર છે કે તેમણે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે તેની કન્યાનો દેશવિદેશ દિવળી બની પ્રકાશ પથરી રહી છે. કન્યાગુરુકુળની નાનજીભાઈના સુપુત્રી સવિતાબહેનનું માર્ગદર્શન વારસોસુદી મળ્યું હતું

સમાજની સ્થાપના થાયછે એવી એમની હોશ હતી, માનવતાના મૂલ્યોમાટે તેમણે જીવનભર બયાસી વર્ષની દીર્ઘ જીવનયાત્રામાં તેઓ પુરુષાર્થ અને પ પરમર્થનો ઓ વડલો બનિગયા હતા તારીખ પચ્ચીસ આઠ ઓગણીસ ઓગણીસસો ઓગણસીત્તેરના દિવસે તેમણે આ લોક લોક છોડીયા ત્યારે એમને મહાનુભાવએ તેમને શ્રદ્ધાંજલી આપી તેમ તેમાં ગામડાંની અભણ બહનોની અ અંજલિ સર્વોત્તમ હતી. આજ ધર્મનો થામલો ખરી પડ્યો. પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદભૂત ફાડો આપી નાનજીભાઈ કાલિદાસમાટે યુગાંડાના પ્રમુખીએ મિલ્ટન અબોર્ટ એ ભવ્ય અંજલિ આપતા કહેલું નિદાની યુગાંડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્વનો ફાડો આપનાર મિત્ર અમે ગુમાવ્યો છે, તેમણે કરેલા સમજઉપયોગી કર્યો કાયમ યાદ રહસે, નાનજી કાલિદાસ મેહતા વાદળ જેવા ઉમદા અને ઋણભાળ વાળા શ્રેષટી હતા જેમાં વાદળાં જેવી પૃષ્ટી પૃથ્વીથી ઉપર વરાળ રૂપે પાણી લઈને કરીને યોગ્ય વકતે ફરી પૃથવીઉપર વરસાવેછે તેમ નાનજીભાઈ કમાયેલું સમાજને અર્પણ કરતાં રહયા સંપતિ કામવનર અનેક હોયછે પણ સમાજને આવી

સરકારના બે અંગો ધારાસભા અને કારોબારીનો અભ્યાસ કર્યા બાદ આપણે તેના ત્રીજા સ્વતંત્ર, નિષ્પક્ષ અને સળંગ એકસૂત્રીય એવા વિશિષ્ટ અંગ ન્યાયતંત્ર વિષે વિગતે અભ્યાસ કરીશું ભારતની સંઘીય રાજ્યપદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ ચોપાનબદ્ધ સળંગ અને એકસૂત્રીય ન્યાયપદ્ધતિ છે. ભારતની ન્યાયતંત્રની વ્યવસ્થા સુગ્રથિક pyramid સ્વરૂપે જોવા મળે છે આપણે ત્યાં એકસૂત્રીય ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે જે તદ્દન વિશાળ કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ય અદાલત હોય છે જયારે તેની મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલત અને તેના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સ્થાનિક અદાલતો અને તાબા હેઠળની વિશિષ્ઠ અદાલતો, trial courts ઉપરાંત જુદા જુદા હેતુઓ માટે રચ રચવામાં આવેલી Tribunals ન્યાયતંત્રનું મહત્વ ભારતમાં નાગરિકોના હકો હકોના રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય-રાજયના વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ વિસ વિસંવાદિદિતા સર્જાયા તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સંભાયત તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈ બંધારણીય સુસંગતતા તપાસવા માટે તેની અર્થઘટન કરવા ન્યાયતંત્રનું મહત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદામાં ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, તટસ્થ, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશીલા છે. ન્યાય પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિકોને ઝડપી, સસ્તો અને સામાન ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય રહે તે હરહંમેશ જરૂરી છે પરંતુ કેટલીક વખત કારોબારી અને વહી વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજ બેજવાબદારપણાના કારણે તથા ધારાસભાની આપખુદશાહીના પરિણામે જાગ્રત, નીડર, સ્વતંત્ર નિષ્પક્ષ એવા ન્યાયતંત્ર ન્યાયિક સક્રિયતા દર્શાવે છે. સર્વોચ્ય અદાલત દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ય અદાલત છે. ભારતની બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ય ન્યાયિક સંસ્થા છે. તેની બેઠક નવી દિલ્હીમાં છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી courts એ સૌ સર્વોચ્ય અદાલતના તાબા હેઠળની તેની સહાયમાં કામ કરવાનું હોય છે સર્વોચ્ય અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ત ઉપરાંત અઠ્ઠાવીસ ન્યાયાધીશોની સંખ્યા જોગવાઈ કરી છે રાષ્ટ્રપતિ સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશોની નિમણુક કરે છે. સર્વોચ્ય અદાલતોના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ય અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે તો તેઓ બંધારણીય સત્તા મુજબ adhoc ન્યાયાધીશની નિમણુક કરે છે. સર્વોચ્ય અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણુક જ્ઞાનતાના ધોરણે થાય છે મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણુક મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા વિમર્શ કરીને કરવામાં આવે છે. લાયકાત સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશો તરીકે નિમણુક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી દ સેવા બજાવી હોવી અથવા કોઈપણ વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી વકીલ તરીકે વકીલાતનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ્દ કે પ્રસિદ્ધ કાયદાશાત્રી હોવો જોઈએ તથા તે વ્યક્તિ પાંસઠ વર્ષ કે તેથી વધુ ઉંમરની ધરાવતી ન હોવી જોઈએ આમ સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિ વયમર્યાદા પાંસઠ વર્ષની છે ત્યાં સુધી તે હોદ્દાના હોદ્દા પર રહી શકે છે સમયાવધિ સર્વોચ્ય અદાલત ન્યાયાધીશની નિવૃત્ત વય પાંસઠ વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે જો કે સંસદ તેમાં કાયદો ઘડીને ફેરફાર કરી શકે છે

પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઇ શકે છે. પરંતુ પોતાના અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણુક કે બિન કાર્યક્ષમતાને કારણે પદ પરથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર તે ગેરકા

દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતિ તથા તે ગૃહમાં હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા two by બે by ત્રણ સભ્યોની બહુમતિના ટેકાવાળું નિવેદનને રાષ્ટ્રપતિ સમક્ષ જે તે ક્ષેત્રમાં રજુ કરાયેલ હોય તે પરથી રાષ્ટ્રપતિના હુકમના આધારે હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદ ન્યાયાધીશના ગેરવર્તન અંગે નિવેદન રજુ કરવા માટેની અને તપાસની કાર્યવાહી તેમજ સાબિતી માટેની કાર્યવાહીની નીમ નિયમન કરશે. સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં પોતાનું નિવેદન રજુ કરવાની તક આપવામાં આવી છે. સર્વોચ્ય અદાલતના ન્યાયમૂર્તિઓનો હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ હોદ્દાની ગુપ્તતા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને તેઓએ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરવી પડે છે. સર્વોચ્ય અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર ભારતની સર્વોચ્ય અદાલત દુનિયાની કોઈપણ સર્વોચ્ય અદાલત કરતાં વિશેષ્ટ સત્તાઓ અને વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. આ કાર્યક્ષેત્રને મૂળભૂત ક્ષેત્ર અધિકાર, વિવાદ ક્ષેત્ર અધિકાર, સલાહકારી ક્ષેત્ર અધિકાર એમ ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલું મૂળભૂત ક્ષેત્ર અધિકાર જયારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળભૂત ક્ષેત્ર અધિકાર કહેવાય છે. અને case નો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ય અદાલતને છે આ અધિકારક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ કરવાની સત્તા ધરાવે છે. સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝગડા કે વિવાદનું નિવારણ કરવાની ધ સત્તા ધરાવે છે. એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્ય બીજી તરફ, એક કે તેથી વધુ અન્ય રાજ્યો વચ્ચેના મતભેદો કે તકરારો કે સંઘર્ષો નો ઉકેલ લાવવાની સત્તા બે કે તેથી રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્ય-રાજ્ય વચ્ચેની તકરારો કે ઝગડાના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા ધરાવે છે. સર્વોચ્ય અદાલતને સંઘ સરકારના કોઈપણ કાયદા કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર છે. આ અદાલતને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મુળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા છે. રાજ્ય-રાજ્ય વચ્ચેના કે રાજ્યો-રાજ્યો કે રાજ્યો-રાજ્યોના વચ્ચેના નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતોના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ય અદાલતની હુકમ બહાર છે તે માટે અલગ પાણી ન્યાયતંત્ર ચુકાદા આપે છે. સર્વોચ્ય અદાલતનો ચુકાદો અંતિમ હોય છે અને તે અન્ય પડકારી શકતા નથી તે બધા માટે માટે હોય છે. બીજું appeal નું ક્ષેત્ર અધિકાર

દાવાઓના ચુકાદામાં હૂકનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ય અદાલતમાં appeal ત્યારે જ થઇ શકે છે જયારે વડી અદાલતે ચુકાદામાં એક પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે case માં બંધારણની કોઈ કલમ અર્થઘટનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નમાં ખોટી રીતે નિર્ણય અપાયેલા છે એ કારણસર નારાજ પક્ષકાર સર્વોચ્ય અદાલતમાં appeal કરી શકે છે. જો કોઈ વડી વડી અદાલતનું આવું પ્રમાણપત્ર ન આવે પરંતુ સર્વોચ્ય અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ઠ છે તો તે ખાસ પરવાનગી આપવાની સત્તા ધરાવે છે. અલબત્ત appeal માં નવું કારણ ઉમેરી શકતું નથી. case નો પક્ષકાર એ જ કાયદો કારણોસર આપી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે. જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે જ હોય તેવી વ્યક્તિ સર્વોચ્ય અદાલતમાં appeal કરી શકે છે. દીવાની કેસોમાં વડી અદાલતો એવું પ્રમાણપત્ર આપે છે કે case વ્યાપક મહત્વ ધરાવે છે અને તેમાં કાયદા અર્થઘટનનો મહત્વ પ્રશ્ન સમાવિષ્ઠ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ય અદાલત કરે તે જરુરી છે ત્યારે સર્વોચ્ય અદાલતમાં appeal થઇ શકે. કોઈપણ વડી અદાલતના એક લાખથી વધુ રકમના દીવાની દાવાઓનો ચુકાદો કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ય અદાલત માં appeal થઇ શકે છે. ફોજદારી કેસોની નીચલી અદાલતના આરોપી મૃત્યુદંડની સજા માટે મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતના આરોપી

પ્રમાણપત્ર આપેલ હોય તો સર્વોચ્ય અદાલત appeal કરવા માટે યોગ્ય case અને પુનઃવિચાર માટે યોગ્ય છે ત્યારે appeal થઈ શકે છે. સર્વોચ્ય અદાલતના પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ પુનરાવર્તન કરી શકે છે. કોઈપણ અદાલતમાં ચાલતા case ને પોતાની અદાલતમાં trans transfer કરી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તાધિકારોમાં વધારો કરી શકે છે. ત્રીજો સલાહક્ષેત્ર અધિકારી જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્ન જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન અથવા જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તેમાં સર્વોચ્ય અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય હોય તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ય અદાલતની વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, હકીકતનો પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન, કોઈ ખરડાની કાર્ય દેસતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ય અદાલતની સલાહ મેળવી શકે છે. પરંતુ જો સર્વોચ્ય અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ય અદાલત તે રાષ્ટ્રપતિને મોકલી શકે અને પરત મોકલી શકે છે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ અભિપ્રાય રાષ્ટ્રપતિ માંટે માટે બંધનકારક નથી. અન્ય સત્તાઓ સર્વોચ્ય અદાલતને

ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા નાગરિકોના મૂળભૂત આજનો વિષય છે તહેવારો આપણે જોઈએ છીએ કે india માં દરરોજ તહેવારો આવે છે હવે તો ખબર નથી પડતી કે સમય ક્યાં જાય છે દીવાળી ક્યારે આવીને નીકળી જાય છે. સીધી જાન્યુઆરીમાં મકરસંક્રાતિ આવી જાય છે ખબર જ નથી પડતી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 રમઝાન ઈદ અને બકરાઈદ મહત્વની હોય છે જેવી રીતે પારસી છે જૈન છે જેવા આપણા અલગ અલગ ધર્મો છે

એવુ છે કે આપડે જોવા જઈએ કે હા બરાબર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

ઉજવણી હોય છે ખ્રિસ્તીઓના પણ હોય છે અમુક મહિનામાં એક કે બે હોય છે હવે આપણે જોઈએ

ધૂમધામ થી દિવાળી માનવતા હોય છે ઘણાં તહેવારો છે આપણે જોઈએ કે દીવાળી દીવાળી હિંદુઓની રમઝાન મુસલમાનોની રમઝાનમાં એ લોકોને એવું હોય કે દિવાળી આપડે સમજી લઈ કે હિંદુ મુસલામન માં છે એ રમજાન એ રંજન ઈદ લોકો ને એવું હોય કે તહેવાર રમઝાનના તહેવારમાં એ લોકોને એવું હોય છે એ લોકો ઉપવાસ રાખે છે સવારે ઉપવાસ ચાલુ કરે તો સાંજે છૅક

એ લોકોનો એ રીતે તહેવાર હોય છે મહિનો સુધી ઉપવાસ કરે છે છેલ્લે એ લોકને ઈદ હોય છે અને ઈદના દિવસે એ લોકો નવા નવા કપડા સિવડાવે બધા લોકો ભેગા થાય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

એ દિવસે જે મહેમાન આવતા હોય છે ને એક બીજાના ઘર તે એકબીજાને પૈસા પણ આપતા હોય છે પૈસા આપે છે એટલા માટે તેને પૈસા ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એવુ નથી હોતું કે આપણા બાળકમાં ખાલી ધાર્મિક તહેવાર જ ઉજવવામાં આવે છે પણ રાષ્ટ્રીય તહેવારો પણ ઉજવવામાં આવે છે જેવી રીતે જેવા કે ગાંધી જયંતી સ્વતંત્ર દિવસ છે પ્રજાસત્તાક દિવસ છે એવા પણ દિવસો ઉજવવામાં આવે છે અને બીજું કે આપણે શિક્ષક દિવસ પણ ઉજવીએ છીએ બધી school માં ઘણી બધી school ઓ માં યા તો university આવી શિક્ષક દિવસની ઉજવણીઓ કરવામાં આવે છે જે આહ શિક્ષક દિવસની ઉજવણી

બ google એ નવું update કર્યું કે પાકિસ્તાન માં એક નવો day ઉજવવા માં આવે છે જે કે ચૌદ february ને એ લોકો એ prapose day ને cencel કરી ને એ લોકો ને હયા day તરીકે એવું આપવા માં આવ્યું છે એટલે કે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 અને બીજુ કે ઘણા બધા તહેવારો હોય છે જેવી રીતે ઉત્તરાયણ ગણીએ કે ઉત્તરાયણ એ મોસમી તહેવારોમાં ગણવામાં આવે છે કારણ કે તે ઠંડી જતી હોય છે અને ગરમી આવતી હોય છે એ સમયનું હોય છે એટલે કે મોસમી ઉત્તરાયણ એટલે મોસમી તહેવારો કહેવામાં આવે છે ઉત્તરાયણમાં તો બધાને ખબર હોય છે પેલા વહેલા બાળકો અથવા તો ઘણા બધા લોકો પતંગ અને દોરી લઈને ધાબા ઉપર ચઢી જાય છે આખો દિવસ પતંગો ચગાવે છે પતંગ કાપે છે અવાજો કરે છે લે કાપ્યો એમ અવાજ કરતા કરતા મતલબ અલગ જ filing હોય છે અલગ જ અનુભવ હોય છે એમાં એક વસ્તુ હોય છે કે પૈસા લોકો ખુબ વાપરતા હોય છે અંદર પણ એવુ નહીં હોતુ કે પૈસા આપો પણ અનુભવ અનુભવ એવુ હોય છે કે તે આપણા ઈન્ડિયામાં તહેવાર એટલે આનંદનો દિવસ કહેવાય છે તહેવાર મતલબ કે આનંદ દિવસ ખુશ ખબર ખુશાલનો દિવસ દિવાળી દિવાળીનો દિવસ જોઈએ તો આખું પૂરું india એમ દેખાવા જઈએ ને પેલા ખુરશી ના stage પાસે જોઈ ને તો પૂરો india મમા આખી દિવાળી નાં દિવસે તો આમ જગમગતું હોય આખું india

દિવાળી નાં દીસે લોકો ઘણી ઘણી તૈયારી કરે છે એ રીતે કપડા નવા લાવે છે કપડા સિવડાવે છે પછી ખાવા મીઠાઈલાવે છે ઘણી બધી તૈયારી કરે છે કરશે મહેમાનો ને બોલાવે છે પછી ફટાકડા ફોડે છે મોદી રાત સુધી ફટાકડા ફોડે છે દિવાળી તો દિવાળીદિવસ એક ની આવે અને અહિયાં તો દિવાળી પછી દેવ દિવાળી આવે લોકો ને હા દેવ દિવાળી પછી દિવાળી એક કે વધારે ત્રણ દિવસે એનાથી વધારે અહિયાં તો જોઈએ ને તો india માં સાત દિવસ સાત દિવસ સુધી લગભગ તો ચાલુ જ રેતી હોય એક અઠવાડિયા સુધી દિવાળી તો ચાલુ જ હોય છે દિવાળી એ જ હોય કે એ હિંદુ લોકો નો ખાસ તહેવાર ગણાય જે તેમનું નવું વરસ કરાય new year ગણાય છે. ચાલુ વર્ષ ગણાય છે પછી બીજો તહેવાર છે હોળી છે ધૂળેટી છે હોળી ના જે હોળી ને જે ધૂળેટી હોળી પછી જ ધૂળેટી પર જ બીજો તહેવાર આવે છે તે હોળી નાં દિવસે કઈક કઈક ગાય ભેંશો ના છાણ આવે તેને સૂકવે છે પછી તેને કોઈ બાળે છે પછી તેના પર કુદે છે તે લોકો ને આ રીતે કઈક હોય છે જે કોઈક રામ રામનવમી એ રીત નાં કઈક એમને હોય છે પછી ધૂળેટી ધૂળેટી હા હા ધૂળેટી જોઈએ તો એ દિવસે આપડે કલર બનાવી ને એક બીજા પર કલર છાંટે છે કલર ની પિચકારીઓ મારે એક બીજા ને નવરાવે છે એક બીજા ને ખરાબ કરે છે એમ કરી ને ખુબ આંનદ મજા મને છે અને બીજું કે અમારા doctor આંબેડકર સાહેબ નો બી મતલબ આવે છે આ august માં august સાતમી august એ હોય છે તેમનું તેમને મતલબ એમને શું કર્યું હતું કે અમારા ભારત માં બંધારણ બંધારણ અમલ માં મુક્કી હતી કે એ દિવસ મમતે પણ તેમને ઉઅજ્વવા માં આવે છે કે તેને બધી જ જાતિઓ ભાધી જ જાતિઓ ને એ જે એ બ doctor બઉ નીચલી level બઉ નીચલી કક્ષા ના હતા st હતા અને તેમને અને તેમને હા હા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

અને બીજું કે fastivel તો હું તો એમ જ માનું છું કે fastivelindia સિવાય કોઈ બીજો દેશ તો મનાવતો જ નથી america માં મેં america મેં હમણાં એવું સાંભળ્યું કે તમારે જો દિવાળી મનાવવી હોય ને એ જ મતલબ કે ત્યાં નાં indian લોકો ત્યાં જાય તો મતલબ તેને direct મનાવવા નહિ મળતી આપડી દિવાળી એના માટે તેમને એ લોકો હોય યાતો અહિયાં થી જે કરતા હોય એમને બોલાવવા પડે છે એ રહ્યા એ ફટાકડા ફોડે છે તેમને અવાજ પણ એટલો બધો કરવું નહિ મતલબ noise pollution બી તે સંભાળતા હોય છે ને આપદા india માં એટલું ધૂમ ધામ થી થાય છે મતલબ લોકો લોકો બાર થી લોકો અહિયાં જોવા આવે છે આવી દિવાળી છે ઉતરાયણ છે લોકો બાર થી જોવા આવે છે એ તેમનું મતલબ એક જે અલગ જ વાતાવરણ હોય છે હા એ તહેવારો છે એ વસ્તુ એવી છે કે આપડ india માં ખુબ ધૂમ ધામ થી થાય ને જેને જેમ કરવું હોય ને જે રીતે જે ઉજવવું હોય જેને જે બનવાવવું હોય એ જે કરવું એ એ કરે બાર ની country માં કેવું હોય કે એમને એક rules કે તહેવારો હોય તો

આપડે india માં છે એ મજા નાં આવે કે તે અમુક બાર આપડા indians લોકો બાર નોકરી કરતા હોય બાર job કરતા હોય એ લોકો ખુદ તહેવાર નાં દિવસે તો આપડા india માં જ આવે પેલો કે અમારે મેં ઘણાં લોકો ને પૂછ્યું ત્યાં છે મારા friend તો ત્યાં તો કે કઈ fastivel જેવું કરવા જ નથી મળતું કે ઘર માં રહો ઘર માં જ ઉજવો એવું જ રહે છે કેમ કે ત્યાં voice problemvoice pollution થાય તો ત્યાં એટલું બધું સરકાર પછી rules નથી આપતી permission તો એ લોકો શું કે છે કે અમે special દસ થી પંદર દિવસ ની છૂટી લઇ ને special india માં જ તહેવાર ઉજવવા આવીએ છીએ શું કે જોવા જઈએ તો કે india માં બઉ સારું છે કે તહેવાર માં કે માહોલ માં બધી રીતે india માં બઉ સારું અને બીજું કહીએ કે આજ નો દિવસ તો ચૌદ february તો બે દિવસ ગણવા માં આવે છે એક તો valentine દિવસ અને બીજો blackday ગણવા માં પણ આવે છે black day એટલા માટે કેવા માં આવે છે કે આપડે યુદ્ધ થયું હતું પાલવન નું અને તેમાં મતલબ પાંચ સૈનિકો ઘણાં સૈનિકો નું મતલબ નિધન થયું હતું અને તેના કારણે black day પણ ગણવા માં આવે છે અને valentine દિવસ એટલા માટે ગણવા માં આવે છે કે કોક racianblancate હતું racian blancate નામ નું કોક હતું ને તેમને તેમની પત્ની સાથે પોતાના મતલબ સીતેર વર્ષો માં થી કઈ રીતે મેં છેલે ગાઈડા થતા થતા કીધું હતું અને તેને એ જે ઉજવ્યું હતું ને એના કારણે valentine દિવસ પણ કેવા માં આવે છે આજે ઘણાં લોકો ને એટલે હા એટલે velentinesday બાર ની country નો તહેવાર છે મતલબ જે આપડા india લાગુ પડી ગયો છે ને missionindia માં હા એ વાત સાચી અને બીજું કે આ trend માં આવે છે નિયમો મતલબ કે valentine નાં દિવસ પહેલા કોક prapose day હોય છે કોક kissday હોય છે hug day હોય છે અવ બધા મતલબ ખોટા ખોટા મતલબ નિયમ મતલબ તહેવારો છે આવું બધું હોતું જ નથી ખોટા ખર્ચા છે હા એટલે આ બધું આપડે india ના india ના તહેવાર માં આપડે અંગ્રેજો નું ના ચાલે એટલે આપડે indian indian રીતે જ શોભે જે રીતે આ ગરબા છે જે લોકો ગરબા રમે ને બધા ભેગા મળી ને એક બીજા થી ખુસ ખુસલ થી એક બીજા થી પછી કેવું હોય હોય ચેઅમુક તહેવાર માં લોકો એક બીજા થી ઝગડી પડે જે ઝગડી પડે છે પછી એમાં મજા નથી આવતી ઝગડી પડે લડાઈ થઇ જાય પછી કે ને તહેવાર ખોટો બગડી જાય પછી મહેમાનો આવ્યા હોય તો કે ખોટું લાગે કે આ શું છે કે આતો લાદય છે આમ છે ને તેમ છે અમુક તહેવારો અને પછી અમુક એવા કે લડાઈ ઝગડા થવા વાળો તહેવાર છે ધૂળેટી છે એક બીજા પર કલર છાંટી દીધો ભૂલ થી લાગી ગયો તો બી લડાઈ કરે કે દિવાળી છે કે એક બીજા ને લાગી ગયું કે વાગી ગયું કે પવ્હી આં ગરબા છે

એમ કે ચગાવતી વખતે ધ્યાન નાં રે તો આપડે નીચે પડી જઈએ પગ ખસી જાય તો પડી જઈએ પછી કેવું છે ઘણાં પક્ષી ઓ ઘણાં લોકો નું પછી દોરી ના લીધે એ લોકો નું મરણ થઇ જાય છે મૃત્યુ થઇ જાય છે ઘણાં પક્ષી ઓ મારી જાય છે જોઈએ કે આપડે city માં જોઈએ છીએ જો આપડે પતંગ ચગાવતા હોય ને જો આપડે તો ચાલતા ચાલતા જતા હોય ને બાઈક ચાલી ને જતા હોય ને આપણને ખબર નાં હોય ને તો દોરી આપડા ગાળા નીચે કે મોઢા પર આવી જાય તો આપડે કોઈક દિવસ ગળું કપાઈ જાય તો આપડે એ બી ખબર રાખવી જોઈએ કે તહેવાર નાં દિવસ એઆપડે થોડું ટાળવું જોઈએ અમુક તહેવારો માં ચાલવા જવા નું ટાળવું જોઈએ જોવા જઈએ કે ગરબા રમવા ગરબા રમવા માં કેવું હોય કે બધા એમાં કોઈ બી એક બીજા સાથે રમી સકે પછી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 અને બીજું કીએ તો એ પુરા બાર મહિના હોય છે માં છેલ્લો મતલબ તહેવાર ગણવા માં આવે છે તો એ crismistmas એ christian નો તહેવાર છે પણ એ મનાવવા માં હા એ christian ઓ નો તહેવાર છે બરાબર right એને મનાવવા નો મતલબ એ જ હોય છે એમને કે જે છેલ્લા મતલબ જ એ તેમને અંત આવે છે ને શીયાળા નો અંત આવે છે તે વખતે તેમના christian લોકો જ્યાં રહેતા હોય છે ને ત્યાં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 લાલ આતે હૈ નાં વો બાબા હા હા વો લાલ કપડે મેં ટોપી પહનેતે હૈ ફિર લાલ કપડે પહેંતે હૈ મૂછે લગતે હૈયે નકલી દાઢી મુછ લગતે હૈ હા એ જે ભાઈ આવે છે એ તો એક તે જોયું છે કે બાર મહિના માં કોને સારું કામ કર્યું છે કે ખરાબ કર્યું છે તે પ્રમાણે તે gift મૂકી જાય છે તે છેલ્લે તહેવાર માં છેલો તહેવાર એ ગણવા માં આવે છે